જાવામાં ડીઓ while લૂપ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું do વ્હાઇલ લુપ અને તે કેવી રીતે વાપરવું
આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ 1110 જેડીકે 16 અને એક્લિપ્સ 37 નો ઉપયોગ કરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં વ્હાઇલ લુપ વિષે જ્ઞાન હોવું જરૂરી છે જો નહિં તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ httpspoken tutorialorg જુઓ
અહીં ડીઓ વ્હાઇલ લૂપનું સ્ટ્રક્ચર છે
નોંધ લો કે તે વ્હાઇલ લૂપ જેવું જ છે
તેના બે ભાગો છે
પ્રથમ લુપ રનીંગ કન્ડીશન છે અને બીજું લુપ વેરિયેબલ છે
માત્ર એક ફરક છે કે કન્ડીશન ડીઓ બ્લોક પછી આવે છે
અને તેથી કન્ડીશન ડીઓ બ્લોક અંદર આવેલા સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થયા પછી ચેક થશે
ચાલો ઉદાહરણ જોઈએ
એક્લિપ્સ ઉપર જાઓ
અહીં આપણી પાસે એક્લિપ્સ આઇડીઇ અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે
આપણે ડોવ્હીલેડેમો નામનો એક ક્લાસ બનાવેલ છે અને તે અંદર મેઈન મેથડ ઉમેર્યી છે
આપણે ડીઓ while લૂપની મદદથી 1 થી 10 નંબરો પ્રિન્ટ કરીશું
ટાઇપ કરો ઇન્ટ ન ઇકવલ ટુ 1 વેરિયેબલ ન આપણું લૂપ વેરિયેબલ બનશે
પછી ટાઇપ કરો ડીઓ ઓપન અને ક્લોસ કૌંસ કૌંસ અંદર systemoutપ્રિન્ટલન આપણે ન ની વેલ્યુ પ્રિન્ટ કરીશું અને પછી તેને ઇન્ક્રીમેન્ટ કરીશું
ન ઇકવલ ટુ ન પ્લસ 1 અને આપણે આ ન લેસ ધેન ઓર ઇકવલ ટુ 10 ન થાય ત્યાં સુધી કરીશું
કૌંસ બહાર ટાઇપ કરો વ્હાઇલ કૌંસ અંદર ન લેસ ધેન ઓર ઇકવલ ટુ 10 અને સેમીકોલનનો ઉપયોગ કરી ડીઓ while બંધ કરો
ચાલો કોડને એક્શનમાં જોઈએ
સેવ અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ 1 થી 10 નંબરો પ્રિન્ટ કરવામાં આવેલ છે
હવે ચાલો સમજીએ કે આ કોડ કેવી રીતે એક્ઝીક્યુટ થાય છે
પ્રથમ 1 પ્રિન્ટ થાય છે અને પછી ન ની વેલ્યુ 2 બને છે
પછી કન્ડીશન ચેક થશે
તે ટ્રૂ છે તેથી ફરીથી 2 પ્રિન્ટ થયેલ છે અને ન 3 બને છે
અને એ રીતે 10 પ્રિન્ટ થાય ત્યાં સુધી લુપ વધે છે તે પછી ન ની વેલ્યુ 11 બને છે જયારે ન 11 થાય છે કન્ડીશન નિષ્ફળ જાય છે અને લૂપ અટકે છે
હવે ચાલો 50 થી 40 નંબરો ઉતરતા ક્રમમાં પ્રિન્ટ કરીએ
તો આપણે 50 થી શરૂ કરીશું
ન 1 ને ન 50 થી બદલો
આપણે મોટા નંબરથી નાના નંબર માટે લુપીંગ કરી રહ્યા છે તેથી આપણે લુપ વેરિયેબલ ડીક્રીમેન્ટ કર્યો છે
તો nn 1 ને nn 1 થી બદલો
આપણે ન ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ 40 થાય ત્યાં સુધી લુપ કરીશું
તેથી કન્ડીશન ન gt 40 થી બદલો
ચાલો આઉટપુટ જોઈએ
સેવ અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ 50 થી 40 નંબરો પ્રિન્ટ થયા છે
હવે do વ્હાઇલ લુપની મદદથી વિવિધ લોજીકનો પ્રયાસ કરીએ
આપેલ નંબર સંપૂર્ણ વર્ગ છે કે નહી તે શોધો
પ્રથમ મેઈન મેથડ ક્લીયર કરો
પછી ટાઇપ કરો ઇન્ટ ન 25 ન ની વેલ્યુ સંપૂર્ણ વર્ગ છે કે નહી તે જોઈશું
પછી ટાઇપ કરો ઇન્ટ એક્સ 0 આપણે જો નંબર સંપૂર્ણ વર્ગ હોય તો તેનું વર્ગમૂળ સંગ્રહવા માટે એક્સ નો ઉપયોગ કરીશું
પછી ટાઇપ કરો ડીઓ ઓપન અને ક્લોસ કૌંસ
કૌંસ અંદર એક્સ ઇકવલ ટુ એક્સ પ્લ સ 1 અને કૌંસ બહાર વ્હાઇલ કૌંસ અંદર એક્સ ઇન ટુ એક્સ ન અને સેમી કોલન નો ઉપયોગ કરી do વ્હાઇલ બંધ કરો
જ્યાં સુધી એક્સ ઇન ટુ એક્સ લેસ ધેન ન હશે ત્યાં સુધી આપણે એક્સ ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરીશું
તો જયારે લૂપ અટકે છે આ કન્ડીશનનું વિપરીત ટ્રૂ થશે
જેનો અર્થ છે ક્યાં તો એક્સ ઇન ટુ એક્સ ન સમાન છે અથવા તે ન કરતા મોટું છે
જો એક્સ ઇન ટુ એક્સ ઇકવલ ટુ ન તો તે નંબર એક સંપૂર્ણ વર્ગ છે
જો તે ન સમાન નથી તો તે નંબર સંપૂર્ણ વર્ગ નથી
તેથી છેવટે આપણે કન્ડીશન પ્રિન્ટ કરીશું
Systemoutprintlnએક્સ એક્સ ન ચાલો કોડ ને એક્શનમાં જોઈએ
સવે અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ટ્રૂ છે
ચાલો બીજા સંપૂર્ણ વર્ગ સાથે પ્રયાસ કરીએ
ન 25 ને ન 49 થી બદલો
સવે અને રન કરો
આપણે જોઈએ છીએ કે ફરી ટ્રૂ મળે છે
ચાલો એ નંબર સાથે પ્રયાસ કરીએ જે સંપૂર્ણ વર્ગ નથી
49 ને 23 માં બદલો
સવે અને રન કરો અને અપેક્ષા મુજબ આપણને ફળસે મળે છે
હવે ચાલો જોઈએ શું થશે જો ન ની વેલ્યુ 0 હોય
ન 23 ને ન 0 થી બદલો 0 પ્રાકૃતિક નંબર ન હોવાને કારણે આપણને ફળસે મળવું જોઈએ
ચાલો કોડ રન કરીએ
સવે અને રન કરો
અપેક્ષા પ્રમાણે આપણને ફળસે મળે છે
આ થાય છે કારણ કે કન્ડીશન પહેલાં પણ એક્સ ઇન ટુ એક્સ લેસ ધેન ન ચેક થાય છે એક્સ ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થાય છે અને તે 1 બને છે
લુપ કન્ડીશન નિષ્ફળ થાય છે અને લુપ રન નથી થતું
આ રીતે ડીઓ while લુપનો ઉપયોગ કરીને આપણે ખાતરી કરી શકીએ છીએ કે 0 સંપૂર્ણ વર્ગ તરીકે ન ગણી શકાય
આ રીતે do વ્હાઇલ લૂપ ઘણી સમસ્યાઓની શ્રેણી ઉકેલવા માટે વપરાય છે
ખાસ કરીને ત્યારે જયારે લૂપ ઓછામાં ઓછી એક વાર રન થવું જોઈએ
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા ડીઓ while લુપ અને તે કેવી રીતે વાપરવું
આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે નીચેનો પ્રોબ્લેમ ઉકેલો
આપેલ બાયનરી નંબર માટે તેનો દશાંશ સમકક્ષ શોધો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
જોડાવા બદ્દલ આભાર